આ એક બગીચો છે બગીચાની અંદર સુકુ ઘાસ છે.

ઓર્થોપેડિક ની છે અને ગાયનેક ની પણ છે આગળ એક નર્સ --

તેને ગુલાબી રંગનો કુરતો પહેરેલો છે.

તેમાં બધી બઉ બધી નોટો મુકેલી છે.

એક માણસના હાથમાં ફોન છે તે વાત કરી રહ્યો છે.

આગળ બઉ બધી ગાડીઓ ઉભેલી છે.

દૂર-દૂર ઘણા બધા ઊંચા ઝાડ છે ઝાડ બૌજ લીલા છમ છે.

તેમાં ત્રણ ચમચીઓ પણ છે. આઈસ્ક્રીમ ની ઉપર ચેરી પણ મૂકેલી છે.

તેમાં લાલ કલર ના દિલ લગાવેલા છે અને લાલ કલર નું ફૂલ પણ કરેલું છે.

એક મોટો માણસ અને તેનુ બાળક સુતેલુ છે.

ની બાજુમાં ઝાડ છે ઝાડના પત્તા લીલા છે.

ટેબલ પર વજન કાંટો મુકેલો છે.

બ્રિજ ને દોરડાથી બાંધેલો છે.

છે ઉપર એક સી_સી_ટી_વી કેમેરો છે.

દીવાલ પર એક બોર્ડ મારેલુ છે તે સફેદ રંગનુ છે. નીચ --

આ એક દુકાન છે તેમાં ઉપર લાલ રંગનું બોર્ડ છે.

બે રિક્ષા છે રિક્ષા પીડા રંગની છે.

બે સફેદ રંગની લાઈટ પણ ચાલુ છે.

આ એક નાન ચકડી મસ્જિદ છે. મસ્જિદની બહાર ફૂલ નું તોરણ લગાવેલું છે.

ઘરની બહાર એક ઝાડ છે.

આ એક દુકાન છે દુકાનમાં અમૂલની પ્રોડક્ટો છે.